પ્રોગ્રામિંગ ફીચર્સ ઓએફ એક્લિપ્સ પરનાં ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે નીચે આપેલ વિશે શીખીશું એક્લીપ્સનાં વપરાશકર્તાને મૈત્રીપૂર્ણ પ્રોગ્રામિંગ લક્ષણો આ ટ્યુટોરીયલ માટે આપણે ઉબુન્ટુ 110 જેડીકે 16 અને એક્લીપ્સ 370 વાપરી રહ્યા છીએ
આ ટ્યુટોરીયલનું અનુસરણ કરવા તમારી પાસે તમારી સીસ્ટમ પર એક્લીપ્સ સંસ્થાપિત હોવું જોઈએ અને તમને જાણ હોવી જોઈએ કે એક્લીપ્સમાં સરળ જાવા પ્રોગ્રામ કેવી રીતે લખવું
જો નથી તો સંબંધિત ટ્યુટોરીયલ માટે અમારી વેબસાઈટ જુઓ
એક્લીપ્સ આઇડીઇ ઘણા વપરાશકર્તાને મૈત્રીપૂર્ણ લક્ષણોને આધાર આપે છે જેમ કે ઓટો કમ્પ્લીશન સિન્ટેક્સ હાઇલાઇટિંગ એરર ડાયલોગ બોક્સ અને શૉર્ટકટ કી
આપણે આ દરેક લક્ષણોને વિગતમાં જોઈશું
મેં ફીચર્સ નામનો એક ક્લાસ બનાવ્યો છે અને મેઈન મેથડ ઉમેરી છે
આપણે પહેલા એક્લીપ્સમાં ઓટો કમ્પ્લીશન લક્ષણને જોઈશું
મેઇન મેથોડ માં ખૂલેલ ઓપન કૌંસ ટાઈપ કરી Enter દબાવો
આપણે જોઈ શકીએ છીએ કે આ તે અનુરૂપ બંધ કૌંસને સુયોજિત કરે છે અને એ સાથે જ કર્સરને ઇન્ડેંટેશન સાથે સ્થિતિમાન કરે છે
આ એવાં દરેક લક્ષણોને પૂર્ણ કરે છે જે જોડીમાં કામ કરે છે
ઉદાહરણ તરીકે કૌંસ ખૂલેલ કૌંસ ટાઈપ કરો આપણે જોઈ શકીએ છીએ કે આપણે ફક્ત ખુલ્લું કૌંસ ટાઈપ કરવું પડે છે અને એક્લીપ્સ આપમેળે બંધ કૌંસને ઉમેરે છે
એ પણ નોંધ લો કે જો આપણે બંધ કૌંસને પણ ટાઈપ કરવા માટે ટેવાયેલા છીએ તો આ વધારાની બંધ કૌંસને ન ઉમેરીને તેની કાળજી લે છે
હું હવે બંધ કૌંસ ટાઈપ કરી રહ્યી છું અને નોંધ લો કે ફક્ત કર્સર જમણી બાજુ ખસે છે અને વધારાની કૌંસ ઉમેરાતી નથી
ડબલ અવતરણ ચિહ્ન સાથે પણ આ એવી જ રીતે કાર્ય કરે છે
ખૂલેલ અવતરણ ચિહ્ન ટાઈપ કરો અને આ આપમેળે અવતરણ ચિહ્ન બંધ કરે છે
જો આપણે બંધ અવતરણ ચિહ્ન પણ ટાઈપ કરવા માટે ટેવાયેલા છીએ તો આ વધારાનું અવતરણ ચિહ્ન ન ઉમેરીને તેની કાળજી લે છે
હું હવે બંધ અવતરણ ચિહ્ન ટાઈપ કરી રહ્યી છું અને વધારાનું અવતરણ ચિહ્ન ન ઉમેરવાની સાથે કર્સર જમણી બાજુ ખસે છે
auto કમ્પ્લીશન એ અત્યંત બહુમુખી લક્ષણ છે અને કોડની સંરચનાની જાળવણી કરવા માટે ખુબ ઉપયોગી છે
અને એ સાથે જ ટાઈપીંગ એરરોને અટકાવે છે જેમ કે મિસિંગ ક્લોઝિંગ બ્રેસીસ મિસિંગ ક્લોઝિંગ પેરેન્થિસિસ અને મિસિંગ ક્લોઝિંગ ક્વોટ્સ
આગળ આવનાર પ્રોગ્રામિંગ લક્ષણ જે આપણે જોઈશું તે છે સજેશન
ટાઈપ કરેલ બધું રદ્દ કરો
હેલ્લો શબ્દ ને પ્રીંટ કરવા માટે આપણે આઉટપુટ સ્ટેટમેંટ ટાઈપ કરીશું
સિસ્ટમ ડોટ
નોંધ લો કે એક્લીપ્સ એક ડ્રોપ ડાઉન યાદી દર્શાવે છે
આ યાદી સૂચનો નાં સમાવેશ કરે છે જેમ કે એર્ર inoutકન્સોલ તમામ રીતની શક્ય સમાપ્તિ
આઉટ સુધી નીચે સ્ક્રોલ કરો અને Enter દબાવો
ફરીથી ડોટ ટાઈપ કરો
એક્લીપ્સ હવે આઉટ મોડ્યુલ માંથી સૂચનો પૂરા પાડશે
println સુધી નીચે સ્ક્રોલ કરો અને Enter દબાવો
હવે કૌંસની અંદર અવતરણ ચિહ્નમાં હેલ્લો ટાઈપ કરો આગળ આવનાર લક્ષણ જે આપણે જોઈશું તે છે સિન્ટેક્સ હાઇલાઇટિંગ લક્ષણ
નોંધ લો કે કીવર્ડ પબ્લિક ક્લાસ પબ્લિક સ્ટેટિક વોઇડ આ તમામ જુદા જુદા રંગમાં છે એ પણ નોંધ લો કે હેલ્લો શબ્દ ભૂરા રંગમાં છે જે દર્શાવે છે કે આ એક સ્ટ્રીંગ છે
સિન્ટેક્સ હાઈલાઈટીંગ લક્ષણ કીવર્ડો અને કોડનાં જુદા જુદા ભાગ વચ્ચે તફાવત મેળવવા માટે મદદ કરે છે પ્રોગ્રામરને એરરો શોધવા માટે પણ એક્લીપ્સ મદદ કરે છે
પ્રોગ્રામમાં એરર એક લાલ ચોકડી ચિન્હ દ્વારા ડાબા હાંસિયા પર સૂચિત થાય છે
આ પ્રોગ્રામમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીં એક એરર છે અને માઉસને એરર પર ફેરવતા આપણે જોઈ શકીએ છીએ કે એરર દર્શાવે છે કે અર્ધ વિરામ ગુમ થયેલ છે અને એરરને સુધારવા માટે ઉકેલ પણ દર્શાવાયો છે
જો આપણે એરર સુધાર્યા વિના રન કરીએ જમણું ક્લિક કરો અને રન એએસ જાવા એપ્લિકેશન પસંદ કરો
આપણી પાસે એરર ડાયલોગ બોક્સ છે
એ દર્શાવીને પૂછે છે કે અહીં એક એરર છે આપણે આગળ વધવું જોઈએ કે નહી હમણાં માટે ચાલો આગળ વધીએ
અહીં આઉટપુટ દર્શાવી રહ્યું છે કે અહીં એક એરર છે અને જયારે આપણે પ્રોબ્લેમ કંસોલ પર જઈએ છીએ તમામ સમસ્યાઓ શક્ય ઉકેલ સાથે યાદી થયેલ છે તો ચાલો અર્ધ વિરામ ઉમેરીને આ એરરને સુધારીએ
સંગ્રહીત કરવા માટે Ctrl એસ ડબાઓ
આગળ આવનાર એક્લીપ્સનું પ્રોગ્રામર માટે મૈત્રીપૂર્ણ લક્ષણ શૉર્ટકટ કીઓ છે
કોઈપણ પ્રોગ્રામમાં સર્વસામાન્ય શૉર્ટકટ કીઓ છે
CtrlS સંગ્રહીત કરવા માટે અને CtrlO ખોલવા માટે
એક્લીપ્સ આવા ઘણા સામાન્ય રીતે ઉપયોગ થનારા ફંક્શનો માટે શૉર્ટકટ કીઓ ધરાવે છે
કન્ટ્રોલ ફ11
કોડને રન કરવાં માટેનું શૉર્ટકટ છે
ચાલો તેનો પ્રયાસ કરીએ
Ctrl પકડી રાખીને ફ11 દબાવો અને આપણે જોઈએ છીએ કે કોડ રન થાય છે અને આઉટપુટ હેલ્લો પ્રીંટ થયું છે બીજા વિકલ્પો માટે શૉર્ટકટ કીઓ મેનુમાં જોવાથી મળી શકે છે
રન પર ક્લિક કરો અને નોંધ લો કે વિકલ્પની જમણી બાજુએ શૉર્ટકટ અપાયું છે
તો ડેબગ માટે શૉર્ટકટ કી ફ11 છે આ માત્ર નાની પરંતુ સૌથી સામાન્ય રીતે ઉપયોગમાં આવનાર એક્લીપ્સનાં પ્રોગ્રામિંગ લક્ષણોની યાદી છે
અનુગામી ટ્યુટોરીયલોમાં આપણે બીજા ઘણા લક્ષણો તરફ જોઈશું
અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા કે એક્લીપ્સમાં પ્રોગ્રામિંગ લક્ષણોને કેવી રીતે વાપરવું જેમ કે ઓટો કમ્પ્લીશન સિન્ટેક્સ હાઇલાઇટિંગ એરર ડાયલોગ બોક્સ અને શૉર્ટકટ કી
આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેંટ તરીકે
ક્લાસ સાથે હેલ્લો પ્રિન્ટ કરતો એક સરળ પ્રોગ્રામ લખો પ્રક્રિયામાં એક્લીપ્સનાં તમામ પ્રોગ્રામિંગ લક્ષણોને લાગુ પાડો
તેના કાર્યોનું અવલોકન કરો
સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ
તે પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે સ્પોકન હાયફેન ટ્યુટોરિયલ ડોટ ઓર્ગ સ્લેશ ન્મેઇક્ટ હાયફેન ઇન્ટ્રો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
જોડાવાબદ્દલ આભાર